બીજું કે ઉલ્ટા ના bank ના statement અથવા તો bank ની જે છે હ અમારું એટલું exposure નથી અને અમને એના પર એટલો બધો doubt છે નઈ મતલબ એ લોકો કરે છે બીજું કે જે આપડે India ની company છે એ લોકો પાસે તમે વિચારો કે કેટલા investigator છે શુ એ લોકો પાસે journalist નથી શુ એ લોકો પાસે check કરવા વાળા નથી શુ એ લોકો પાસે investigator નથી જયારે બી past મા બી જયારે કોઈ foreign website કાઈ પણ દાવો કરે તો તરત india ની website વાળા શુ કરે અથવા તો journal વાળા કે એનો check કરાવડાવે કે કેટલો સીધ સાચ અને એના પર થી આપડે નવો વખતે કેમ ના કર્યો આપડી આગવક્તા ની જે channel છે એ શુ કરે છે ખાલી ખબર છે કે ભાઈ report એ આવુ કીધું અદાણી ની company એ અ કીધું આ report એ આ કીધું SBI ના chairman એ આ કીધું પણ પોતાનું independent question

એટલે હુ વિચારું કે નું આખુ remote કોના હાથ માં છે અને કોણ કોને કરે છે actually કારણ કે જો એમાં કેવું છે ખબર છે bank એવુ કેસે ને કે યાર આ bank તો ખબર જ હતી હવે આ બધું સાચું તો છે

હવે આ બધા બધું ભૂલી જ જવા ના છે કેસે કે problems છે તો પહી bank ને માનવું પડશે ને પછી government ને માનવું પડશે અને જો government એવું કહેશે કે problems છે પછી નેય માનવું પડશે ને bank નેય માનવું પડશે ને આ બધું ત્રણેય માંથી કોઈએ કરવા માંગતું નથી

કેમ કે US માં બી brothers મને યાદ આવી ગઈ two thousand eight ના મા એ બી એકદમ મોતી મોતી exposure બોલી ગયું તુ ને nexa ને એવુ લાગતું હતું કે મને બચાવ કરશે ને પણ એને બચાવવા માં નતી આવી કે શુ histoeical lesson તરીકે કંઈક સાબિત થયું અહીંયા શી થશે આપડે જોવું પડશે કારણ કે આમાં શુ છે ખબર છે કે આ group નું ખાલી exposure indian banks અ જોડે નથી foreign institution સાથે બી છે તો તમે એક time એ trust આમા શુ છે stock market નો ને ધંધો બધો trust ઉપર ચાલતો હોય તમે તમારું regular તો છે તમારી authority આપડી પાસે ગણી બધી છે બરાબર એ એ લોકો નું જ જોવો આપણું action હોય એ everything અત્યારે ના બતાવે બરોબર અને investor નો trust પાછો ના ખેંચે તો foreign investor ઓ કેટલું પછી capital induced કરે અને કોના પર trust કરશે એટલે હવે આ કેવું છે ખબર છે કે એક સામે આપડે foreign inflow બી જોઈએ છે આપડે world ને બતાવવું પડશે કે ભાઈ જો ખોટું થયું છે તો અમે action લેવા તૈયાર છીએ ને એવુ છે કે આ જહાજ તો આપડું પોતાનું છે તો હવે આને ડુબાડી ડૂબવા દેવું કે આને બચાવવું શુ કરવું હવે મને લાગે છે કે અત્યારે ગૌતમ ભાઈ કરતા અત્યારે છે ને government વધારે pressure માં હશે અને આ વધારે pressure માં હશે bank જેવા pressure માં હશે ને એટલા માટે pressure નાં લીધે bank support કરે છે Media defined કરે છે એક statement ખોલી ને બેસી જાય છે અને નાન નાના લોકો ને વધારે target કરે છે અને લાગે છે મોટા લોકો ને બરોબર અને government અત્યારે news નો trend લઈ ને બેઠી છે કે કારણ કે budget on the way છે કે ભાઈ શુ થશે શુ નહી પણ તમે કઈ નઈ આપો આટલો મોટો report તમે જોવો આ કેવું છે political party જેવું નથી આને આમ કર્યું આને આમ કર્યું બેસી જવા દીધું આટલા મોટા report માં જે numbers આપેલા છે અને common મે તમને દ video ની શરૂ માં શુ કીધું common investor નેય ખબર હતી કે અદાણી મ invest કરવા જેવું નથી common માણસ એ ના પાડતો હતો કે ભાઈ ના કરો invest અને આને તો આટલો સરસ report લખ્યો છે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

એટલે મે આ video એટલા માટે બનવ્યો કે આ એક બઉ મોતી master game છે અને તમે જોજો કે આ જહાજ નું remote ખરેખર કોના હાથ માં છે જહાજ ને નાના મોટા damage થી બચાવવા માં આવશે અને એક કેસે કે ના ભાઈ તમે તરો કે જહાજ ને ડૂબવા દેવા માં આવશે કારણ કે જો જહાજ ને જો ડૂબવા દેવા માં આવે ને તો શુ થાય કે નાનું મોટુ હોય છે ને તો એ કરે કે નાના મોટા trader ને કે broker house ને bane કરે છે કે તમે એક વર્ષ માટે trade નઈ કરી શકો તમે પાંચ વર્ષ માટે trade નઈ કરી શકો તો એ CA નો scan થાય ને તો CA ને એ business world માં થી હટાવી દેવા માં આવે બેસી એની બધું એવુ થાય ને આખો હવે એક આખો business family છે તમારો bank કારણ કે એમાં કેટલા બધા એ લોકો ના family ના નામ આવી ગયા પછી એ એ લોકો ને CO ના chairman ના post માં થી હટવા માંડે પછી એની જે બધી company ઓ છે એનું auction થાય એ લોકો ને bane કરવા પડે બધી post માં થી shear બજાર માંથી ગણું બધું એવી તમે એક કર્યું કે એ જહાજ ડૂબસે તો તમે એને ડુબાડો એની પ્રથાઓ તો તમે આ બધું કરવા માંગો છો તમે આ બધું ખરેખર કરી શકશો એમાં કઈ political deal તમારી ચાલવા ની છે બેસી શુ ચાલવા નું છે એટલે આ બધું બઉ depend કરે છે કે ખરેખર remote કોના હાથ માં છે બેસી એ લોકો એ ખરેખર શુ કરવું છે એના વગર હોઈ શકે કે એ બી થઈ શકે કે આવનારા બે ત્રણ છ મહિના માં એમ થાય કે public ભૂલી જશે નાની મોટી investigation બતાડી દેશે અને એવું બતાડ્યા પછી બધું પૂરું ભૂલી જાઓ બસ અને કા જો ડુબાડવું હોય તો history નો બઉ મોટો lesson થશે અને history ની બઉ મોટી transparency આવશે કે ભાઈ ના અહીંયા transparency છે હવે આગળ ની game શુ છે as a investor તરીકે અને as a indian public તરીકે આપણને ખબર પડશે પણ હંમેશા એક જ વાત કે

મે video મુકેલો હતો કે IBA ની game જોવો કે કોણ કોણ IBA ને તમે કોને follow કરો છો અને હજે જ હજુ એક વસ્તુ કે તમારે ખરેખર એવુ જોવું છે કે કોણ સાચું છે youtube ઉપર તો તમે એવા youtubers ને ગોતો કે જે લોકો એવુ કેતા હતા કે ATM માં ITO ઓ apply કરો અ zometo નો apply કરો કે ઍવા ગણા બધા ITOapply કરો plus કે અદાણી નો apply કરો કે અદાણી જા stock મ apply કરવા અને અમુક એવા હતા youtubers કે જેમને કોઈ દિવસ ITO અથવા તો અદાણી ના stock પર video નથી બનાયી હકતા કારણ કે આ લોકો એ warning આપી છે સો તમને ય ખબર પડશે કે દર સો બસ્સો channel માંથી many એક જ genuine છે બાકી બધા મોટા મોટા expensive studio બનાવી ને ડ્રામા કરી અને ખાલી તમને stock મા આપ આપ આપ કરે છે ને તમને એવુ લાગે છે કે ના આ તો બઉ સરસ છે પણ જ્યારે એક મોજો આવે દરિયા માં ત્યારે ખબર પડે કે કોણ સાચું છે તમે એ બી re search કરજો તમને બઉ ખબર પડશે અને મે આ વસ્તુએ કીધી હતી કે ખોટા ખોટા stock પકડવી ને એવા video મુકે હે તો ભાઈ હવે આ stock પચાસ percent video કઈ નઈ long term માટે વિચારો એટલે આ બધું જો હવે છે ને એક આખુ તમારે આમાં થી શીખવા નું છે કે તમે કોને follow કરો છો કોને નથી કરતા

હવે બધા સાથે મળી જે as a lesson તરીકે આને enjoy કરીશું again wish you lots of love and happiness thank you thank you very much દોસ્તો video માં આગળ વધતા પહેલા એક નાનકડી announcement કે જો તમે nifty અને bank nifty માં capable બનવા માંગતા હોય

કે જે લોકો ને રોજ ના nifty અને bank nifty ના level જોઈએ છે price ના મુ આ level market open થાય એટલે market પ્રમાણે હુ live update બી કરું છું Weekend નો આપડે use કરીશું સારી સારી શીખવા માટે ને technique શીખવા માટે મારી એક series આમાં ચાલુ છે કે option માં કઈ રીતે જિતાય option buying option ગમ્મે એ રીતે અને

Option order master જે બિલકુલ free છે option કરતી વખતે આપડી entry બઉ important હોય છે તો ફટાફટ આપડે entries થઇ જાય આપડે જે મનપસંદ strick હોય જે એમાં તો એવા લોકો માટે બઉ સરસ અમારું internal tool છે એ આપડે live કરેલું ચે આવ તમને free મળી જસે એનું screenshot કંઈક આવો તમને દેખાશે કે જેમાં already તમે refresh કરશો એટલે દર વખતે તમને અમુક ATM અને અમુક IT મળી જસે ફટાફટ તમે market order કે breaker order મા entry લઈ લેશો તો તમારી movement છે એ miss ની થાય આજ ના જે વિષય પર આપડે વાત કરવા જઈ રહ્યા છીએ તે આજ ના સમય માં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેનું નામ છે entertainment જેનો ગુજરાતી માં અર્થ થાય છે મનોરંજન હવે મનોરંજન ની જો આપણે વાત કરીએ તો ભારત એક એવો દેશ છે જ્યાં તમને દરેક ભાષા માં વિવિધ પ્રકાર નું મનોરંજન મળી રહે છે અને હાલ ના સમય માં દક્ષીણ ભારત નું મનોરંજન ના ક્ષેત્ર માં

અને એટલે કે તેલુગુ જેવી ભાષા નો સમાવેશ થાય છે bollywood માં બનતી લગભગ દસ માં થી આંઠ film ઓ દક્ષીણ ભારત માં બનેલી film ઓ થી પ્રેરિત થયેલી હોય છે.

અને જો આમ જ રહેશે તો ટૂંક સમય માં ભારત bollywood ની film કરતા દક્ષિણી film ઓ થી ઓળખાશે અને થોડા સમય પહેલા ની વાત કરીએ તો તો SS રાજ મોઉલી દ્વારા નિર્દેશ કરેલી અને વિજેન્દ્ર પ્રસાદ દ્વારા લખવા માં આવેલી film ફક્ત ભારત માં નહી પરંતુ પુરા વિશ્વ માં ચર્ચા નો વિષય બની રહ્યો છે ભારત ની સાથે સાથે વિશ્વ ના લોકો પણ આ film ને ખુબ જ પસંદ કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એમાં આવેલું ગીત નાતુ નાતુ જેને oscar થી સન્માનિત કરવા માં આવ્યું છે જે ભારત માટે એક ખુબ જ મહત્વ નું અને ગર્વ ની વાત છે કારણ કે છેલ્લા લાંબા સમય થી ભારત માં કોઈ પણ એ આર રહેમાન પછી કોઈએ પણ આ પ્રકારે Osca award જીત્યો નથી એટલા માટે ભારત માટે આ ખુબ જ મહત્વ નીં વાત છે અને આ ઉપરાંત આ film ને ત્રેસત્ત અલગ અલગ પ્રકાર ના ખિતાબો થી સન્માનિત કરવા માં આવ્યો છે અને અ બીજી કોઈ film નહી પરંતુ RRR એટલે કે નાં નામ થી ઓળખવા માં આવે છે તે ઉપરાંત એસ એસ રાજ મોઉલી એ દ્વરક નિર્દેશ કરવા માં આવેલી બીજી બે અન્ય film જેમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી નામ ના વિશ્વ વિખ્યાત actor એ અભિનય કર્યો છે જેનું નામ છે બાહુબલી the beginning અને બાહુબલી જે દક્ષીણ ભારતીય સિનેમા ના વિકાસ ના મુખ્ય કારણ છે કારણ કે આ film ઓ પછી દક્ષીણ સિનેમા વિશ્વ ભર માં પ્રખ્યાત થયું હતું એના પહેલા જો આપડે વાત કરીએ તો ભારત માં પણ દક્ષિણી film ઓ ની એટલી ચર્ચા નતી થતી પરંતુ આ film ઓ જ્યારે આવી એના પછી bollywood ને પણ પછાડી ને સાઉથ ની film ઓ ખુબ જ આગળ નીકળી ચુકી છે મનોરંજન ના વિષય માં ગુજરાતી cinema એ પણ ખુબ જ નામ કર્યું છે ને મનોરંજન ના વિષય માં જો ગુજરાત ની વાત કરીએ તો એંસી નો જે દાયકો હતો એ ગુજરાતી મનોરંજન માટે નો સુવર્ણ કાળ હતું કારણ કે એ સમય માં મનોરંજન નાં વિષય માં ગુજરાત ને મોખરે સ્થાન મળતું હતું અને ગુજરાતી સિનેમા ને તરીકે પણ ઓળખવા માં આવે છે તો છેલ્લા દસ વર્ષ માં પણ ગુજરાતી મનોરંજન નોંધનીય રીતે આગળ વધી રહ્યું છે થોડા સમય પહેલા જ કૃષ્ણ દેવ યાગ્નિક દ્વારા માં લખવા માં આવેલી અને યશ સોની, મલ્હાર ઠાકર

ગુજરાતી સંગીત ના વિષય માં પોતાનું નામ ખુબ જ કર્યું છે તથા ભારત ભર માં આવ્ગી ઓળખ અપાવી છે ગુજરાતી સંગીત ને તથા મલ્હાર ઠાકર એ જે અભિનેતા છે તે ગુજરાતી સિનેમા માં મોખરે સ્થાન મળે છે અને તે ગુજરાતી સિનેમા નું ખુબ જ મોટું નામ છે જેમને ખુબ સારી film ઓ કરી ને લોકો ને ગુજરાતી સિનેમા નું મહત્વ સમજાવ્યું અને એમને ગુજરાતી સિનેમા જોવા માટે જાગૃત પણ કર્યા છે આ ઉપરાંત માધુરી દીક્ષિત અને અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતા ઓ એ પણ ગુજરાત ની એવી ગણી film ઓ છે જેમાં કામ કર્યું છે અને આગળ ના સમય માં પણ કામ કરતા રહેશે અને વિશ્વ પ્રખ્યાત અભિનય અભિનેતા અમિત શ્રી અમિતાભ બચ્ચન ગુજરાત ના tourism નાં actor છે જેમને જો તમે TV માં અવાર નવાર add જોઈ હશે તો જોયું હશે તેમાં એમનું slogan પણ છે જેને government exam માં પણ પૂછવા માં આવ્યું છે કે કુછ દિન તો ગુઝારો ગુજરાત મેં એનો અર્થ થાય છે કે થોડો સમય તો ગુજરાત માં વિતાવો તો તમને ખબર પડે કે ગુજરાત કેવું છે ગુજરાતી cinema કેવું છે ગુજરાતી culture કેવું છે કે કેવા historicplaces છે જે તમે જોઈ શકો છો જેનાથી તમને ગુજરાત ના ઈતિહાસ ભારત ના ઈતિહાસ વિશે ગની જ મહત્વ નીં વાતો શીખવા મળશે અને જો મનોરંજન ની વાત કરીએ તો bollywood ની વાત કરવી તો જરૂરી છે પહેલા ના સમય માં bollywood માં એવી ગણી film ઓ બની છે જેમને ખુબ જ પોતાનું નામ કર્યું છે વિશ્વ માં પણ કર્યું છે ભારત માં પણ કર્યું છે અને bollywood ની film ઓ અને મનોરંજન એક એવી વસ્તુ છે કે ભારત માં આજે પણ સૌથી વધુ પસંદ કરવા માં આવે છે અને વિશ્વ માં પણ ભારતીય સિનેમા એ પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું ચેવ

bollywood એટલે કે ભારતીય cinema ને આપી દીધું છે કે ફક્ત ભાભારત નું નામ cinema જગત માં આગળ આવી શકે તે તથા આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત જેવી અનેક અભિનેત્રીઓ છે જેને ભારત નું નામ વિશ્વ માં મોખરે કર્યું છે cinema જગત માં

એમના દ્વારા બનાવવા માં આવેલી three idiots અને ધાર્મિક ભાવના ઓ ને ઠેસ ના પહોચે અને લોકો મહત્વ સમજે ભગવાન નું એની માટે બી બનવવા માં આવેલી PK એ ભારત માં ખુબ જ નામ કર્યું છે દંગલ દ્વારા આપણને આપણને એમને શીખવ્યું કે છોકરીઓ ને પણ અ એમને દરેક માં આગળ વધારવી જોઈએ જો તમે એમની પાછળ મહેનત કરશો તો એ તમને એનું દસ ગણું પાછું આપશે અને આમીર ખાન ને આ મોખરે સ્થાન મળ્યું છે કરણ કે એમને આવી film ઓ બનાવી ને ભારતીય સમાજ ને ગણા સારા સંદેશો અને વસ્તુઓ શીખવી છે કે આપડે કઈ રીતે જીવવું જોઈએ કઈ વસ્તુ ઓ માં માનવું જોઈએ ક્યાં સવાલ કરવા જોઈએ film દ્વારા પણ આપણને ગણી વસ્તુ ઓ વિશે ઘરે બેઠા જ જાણકારી મળી શકે છે જેમ કે બીજા દેશો ની સંસ્કૃતિ એમની ભાષા એમની રહેણ સહેન એમની સંસ્કૃતિ વિવિધ વિવિધ પ્રકાર ની એમને માન્યતા ઓ દરેક વિશે આપણે જાની શકીએ છીએ તેની માટે આપણે લાખો ખર્ચ કરી ને એમના દેશ માં જવા ની જરૂર નથી ઘરે બેઠા જ આપણે દરેક વસ્તુ ની જાણકારી ખુબ જ easily મેળવી શકીએ છીએ સિનેમા માં જોવું એ દરેક ની આદત હોય છે પણ હવે એમાં થી તમે કયા પ્રકાર ની આદત ઓ શીખો છો એ તમારા પર depend કરે છે અક્ષય કુમાર પણ હાલ માં pad man કરી ને એક film બનાવી હતી જાણે જે ખુબ જ ચર્ચા નો વિષય રહી હતી પછી રક્ષાબંધન કરી ને પણ એક film બનાવી હતી જેમાં એમને ભાઈ બહેન ના સંબંધ નો એક ખુબ જ સુંદર ચિત્ર રજુ કર્યું હતું તથા મંગલ્યાન જેવી film બનાવી ને કે ભારત એ કેટલી મહેનત કરી હતી ફક્ત મંગળ સુધી પહોચવા માટે તેનો આપણને ને અહેસાસ કરાવ્યો કે આપણા જે વૈજ્ઞાનિકો છે એ ખાલી ભારત નું નામ વિશ્વ માં આગળ આવી શકે એની માટે પોતાનું આખું જીવન સમર્પિત કરે છે ને ખુબ જ મહેનત કરે છે તેનું પણ જણાવી દઉં કે આપણે આપણા વૈજ્ઞાનિકો ખેડૂતઓ દરેક ને

અને પહેલા નાં સમય માં જ્યારે television નતું ત્યારે magazine અને આ પુસ્તકો જ લોકો માટે અ મનોરંજન નું એક મુખ્ય સ્ત્રોત હતા હાલ નાં સમય માં ની વાત કરીએ તો લોકો પુસ્તકો ને એટલું પ્રાધાન્ય આપતા નથી ખાસ કરી ને જે આજ ની પેઢી છે પણ આજે પણ એવા ગણા મહાન લેખકો છે જેમને ગણી જ સારી પુસ્તકો લખી ને ભારત માં નું નામ પુસ્તકો માં પણ ખુબ કર્યું છે જેમ કે લેખક અનીશ દ્વારા લખવા માં આવેલી નો સમાવેશ થાય છે ત્રીસ લાખ કરતા પણ વધુ લોકો એ આ books ખરીદી છે અને ભારત માં સૌથી વધારે વેચાયેલી પુસ્તકો માં આનું સમાવેશ થાય છે તેની ઉપરાંત આકાશ ગુપ્તા દ્વારા લખવા માં આવેલી પણ ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વસ્તુ છે અને આ પુસ્તક ને વિશ્વ પ્રખ્યાત cricketer એમ એસ ધોની film રૂપાંતરિત કરવા જઈ રહ્યા છે જે ટૂંક જ સમય માં જાહેર કરવા માં આવશે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

મુખ્ય મંત્રી કોણ છે તો જીતેન્દ્ર ભાય પી okay જીતેન્દ્ર પી ચલો વધીએ આગળ

question important છે ફટાફટ answer આપો ok answer સુ આવશે yes સુન્દરમ રામ મૂર્તિ is the right answer છે તો bombay stock exchange ના અધ્યક્ષ કોન છે તો સુંદર રામ મૂર્તિ બન્યા છે વાત કરીએ NSE એટલે કે national stock exchange ની તો national stock exchange ના અધ્યક્ષ કોણ કોણ બન્યા છે હમણાજ બન્યા છે આશિષ કુમાર ચૌહાણ બન્યા છે SEBI ની વાત કરીએ તો SEBI ની under જ NSE અને BSE કામ કરે છે તો SEBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે વાઘમી પૂરી ભૂત બન્યા છે kvic ની વાત કરીએ ખાદી ઉદ્યોગ ની વાત કરીયે તો ખાદી ઉદ્યોગ kvic છે અને એના CEO કોણ બન્યા છે વિનીત કુમાર

પરંતુ અદ્યક્ષ પુચીલે અદ્યક્ષ તો મનોજ ભય આવશે okay મનોજ કુમાર

રાષ્ટ્રીય કરણ ના ઈશ્વરક કુમાર બસ્સા, ભારતીય olympics સંગ ના પી ટી ઉષા બન્યા છે અને પરમાણુ ઉર્જા નિયામક અદ્યક્ષ દિનેશ કુમાર શુક્લા બન્યા છે ok ફટાફટ revise કરી લીધું ચાલો વધીએ આગળ હાલ માં

માં કોને શ્રીનગર ના વિષયથી ઓ જોડે પ્રશ્ન એ ચિલ્લય કલા બનાવ્યો BSF, SSB, CRPF કે ITMP ફટાફટ

ok તો answer શું આવશે here તો CRPFis the right answer અને CRPF એટલે શું center reserve police force શું થાય center reserve police force એકવીશ december થી ઓગણત્રી january માં સૌથી વધારે ધંડી પડે છે અને એજ સમયે આ ઉત્સવ માનવા માં આવે છે ચીલય કલા અને એ વખતે આ વખતે જે CRPF છે એટલે central reserve police force એમને પણ અની અંદર participate કર્યું હતું યાદ રાખીસુ ચાલો વધીએ આગળ અખા ભારત ના એઠીયોતેર માં કરવાની જરૂર નથી વધીએ આગળ okay આ અપડે યાદ નહિ રાખીએ હજુ અન પછી પણ આવી ગયા છે એ અપડે જોસુ આગળ એક january બેજાર ત્રેઈસ એ DRDO દ્વારા પોતાનો કયો સ્થાપના દિવસ મનાવ્યો ચાલો પાસઠમો, ચોસઠ મો, સાઈઠ મો, કે બાસઠ મો, ચાલો શું answer આવશે એક january બેજાર ત્રેઈસ DRDO દ્વારા પોતાનો કયો સ્થાપના દિવસ મનાવ્યો પાસઠમો, ચોસઠ મો, સાઈઠ મો, કે બાસઠ મો, શું answer આવશે